હવે potassium iodide ની અંદર થોડું પાણી ઉમેરું છું.

ભેગા કરું છું. બંને વચ્ચે ની શું પ્રક્રિયા થાય છે એ આપણે જોઈએ. આપણે બંને lead nitrate અને potassium iodide મારા જમણા હાથમાં lead nitrate છે ડાબા હાથમાં potassium iodide છે આપણે બંને પદાર્થો ને ભેગા કરીએ. હવે સરસ મજાનાં પીળા રંગના અવક્ષેષ મળ્યા. અહિયાં સરસ મજાનું બંને પીળા રંગના દ્રાવણ હતા અહિયાં પીળા રંગનું દ્રાવણ થયું okay મિત્રો હવે તમને કદાચ એ કલર સરસ મજાનો દેખાયો હશે. તો અહિયાં આપણે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

potassium iodide અને lead nitrate એક કસનળીની અંદર હું potassium iodide લઉં છું તમે અહિયાં જોઈ શકો છો. એક કસનળી માં potassium iodide અને બીજી કસનળીની અંદર હું lead nitrate લઉં છું. બંને નું વારાફરતી પાણી માં દ્રાવણ બનાવું છું. okay ફરીથી આપણે હવે potassium iodide નું પાણી માં દ્રાવણ બનાવીએ. તમે જોઈ શકો છો કે બંને કસનળીઓ નું અવલોકન કરશો તો બંને કસનળી first આપણને પ્રવાહી સ્વરૂપની દેખાય છે એટલે એની અંદર કોઈ રંગ નથી કોઈ અવક્ષેપિત પદાર્થ નથી. પછી એક માં અગાઉ થી માધ્યમ તરીકે પાણી રાખી અને પછી બંને ને ધાર થી સાચવી અને બંને ધાર તરફ થી હું બંને પદાર્થો ના દ્રાવણ ને અંદર હું ઉમેરું છું. તો પ્રસરણ ના ગુણધર્મ ના આધારે પાણીના અણુઓ પ્રસરણ પામી એકબીજા તરફ જશે અને જે જગ્યા એ પ્રસરણ પામશે અને બંને સંપર્ક માં આવશે એ જગ્યા એ અહિયાં આપણને પીળા રંગ ના અવશેપ મળે છે મિત્રો lead nitrate અને potassium iodide વચ્ચે પ્રક્રિયા કરવાથી આપણને પીળા રંગના જે અવક્ષેપ મળ્યા તે lead iodide ના છે તો ત્યાર પછી મિત્રો ત્રીજી પ્રવુતિ આપણે જોઈએ. અહિયાં એક વાત કેવાનું માં થાય કે આપણે અહિયાં પ્રવૃતિ કરી રહ્યા છીએ અને આપણે વિડિયો પણ જોઈએ છીએ. મેં તમને કામ સોંપ્યું છે બિલકુલ તમને યાદ હશે જ તમારી Textbook પણ open છે ખુલ્લી છે અને તમારી નોટ પણ open છે ખુલ્લી છે. તમારી નોટ ની અંદર તમારે દરેકે દરેક પ્રવૃતિ માં વપરાતા પદાર્થો ની યાદી બનાવાની છે. બિલકુલ ખ્યા તમને ખ્યાલ હશે તો ત્રીજી પ્રવૃતિ જોઈએ. ત્રીજી પ્રવૃતિ છે મંદ sulfuric acid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

આપણે એસિડ સાથે એ પ્રક્રિયા કરવાના છીએ. મિત્રો અહિયાં મંદ sulfuric acid છે હવે જ્યારે એસિડ સાથે કે અન્ય કોઈ કેમિકલ સાથે આપણે પ્રક્રિયા કરવાના હોઈએ ત્યારે થોડીક તકેદારી આપણી આખ માં છાંટા ના ઊડે એટલે રાખવી પડે. હું ચશ્મા પહેરી

સાથે ની પ્રક્રિયા. આપણે hydrochloric acid સાથે પણ પ્રક્રિયા કરી શકીએ અને sulfuric acid સાથેની પ્રક્રિયા કરી શકીએ. જો sulfuric acid સાથે પ્રક્રિયા કરવાનું હોય એને handle કરવાનું હોય ત્યારે બહુ જ કાળજી રાખવી પડે કારણકે sulfuric acid બહુ જ જલદ છે અને આ પ્રયોગ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 કે અહિયાં ઝીંક ધાતુ સાથે આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ની પ્રક્રિયા કરી sulfuric acid સાથે પણ પ્રક્રિયા થઈ શકે તો અહિયાં આપણે જોઈ શકીએ છીએ કે bubbles એટલે કે પરપોટા ઉત્પન્ન થાય છે તમે જોઈ શકતા હશો કે અહિયાં પરપોટા ઉત્પન્ન થાય છે બિલકુલ અહિયાં તમે જોઈ શકો છો.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

ચાલો મિત્રો હવે આ જે કઈ ફેરફારો થયા એની અંદર આપણે જોઈએ છીએ કે આપણે ત્રણે ત્રણ પ્રવૃતિ કરી હું તમને મેં ફરીથી યાદ કરાવી દઉં હું તમને કહ્યું તું નોટ માં લખવાનું છે. પ્રવૃતિ એક ને યાદ કરી લઈએ. પ્રવૃતિ એક છે મેગ્નેશિયમ ની પટ્ટી નું હવામાં દહન. જરા આ પ્રક્રિયામાં શું થયું તું જરા વિચારો જલ્દી જલ્દી અને ઝડપ થી તમે કમેંટ માં કોઈ ને યાદ હોય કે આમાં શું થયું તું શું પદાર્થ કયો પદાર્થ બન્યો તો. એ ઝડપ થી કમેંટ ની અંદર જણાવો હું જોવું છું જલ્દી જલ્દી જણાવો જણાવો ફટાફટ. okay ચાલો મિત્રો અહિયાં કેટલાક મિત્રો કહી રહ્યા છે હા મિત્રો અહિયાં કેટલાક મિત્રો અ કેટલીક બીજી કમેંટ કરે છે મિત્રો અહિયાં આપણે education ને લગતી જ કમેંટ ખાસ કરીએ જોઈએ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 નેન્સી નો જવાબ સાચો છે વાહ સરસ બહુ ઝડપ થી મિત્રો જવાબ આપી રહ્યા છે આપણી સાથે અત્યારે હાલ છ ને પાંત્રીસ મિત્રો જોડાયા છે કદાચ તમારા વર્ગ ના કોઈ મિત્ર ને પાસે હજી Link ના પહોંચી હોય તો આપણું સરસ મજાનું session ચાલુ છે તમે આ વિડિયો એની સાથે share કરજો. ગુજરાત E class ની જે web youtube channel છે એને subscribe કરજો કારણકે રોજે રોજ તમારા શિક્ષણ ના.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 બીજો જે અમારો લેકચર હશે એની અંદર અમે કઈક તમારું જે ખૂટતું હશે તમને જે નહીં ખબર પડી હોય એ વિગતો અમે સમાવેશ કરી શકીશું. મિત્રો અત્યારે હાલ સરકાર શ્રી દૂરદર્શન ના માધ્યમ થી અન્ય માધ્યમ થી તમારા સુધી વિડિયો ના લેકચર પહોંચી રહી છે. પણ તમારું ને અમારું interaction થતું નથી. તમને શું ના સમાજ પડી એ અમારા સુધી કેવી રીતે પહોંચી શકે એના માટે નો એક આ સરસ પ્રયાસ છે તમારા જે suggestion તમારી જે Comment છે એ અમારા સુધી પહોંચશે એ વસ્તુ અમે તમને બીજા દિવસે તમને શીખવી શકીશું. અને છેલ્લે તમને કોઈ notes આપવી હોય એ notes ની અંદર બધા જ મુદ્દાઓ નો સમાવેશ કરીશું એટલે ખાસ તમારા જે કોઈ મિત્રો હોય એને Link share કરો અને અહિયાં જે કઈ આપણે ભણાવીએ છીએ એ નોંધ એની કરતાં રહો okay મિત્રો અહિયાં મેગ્નેશિયમ ની પટ્ટી નું હવામાં આપણે દહન કરીએ છીએ ત્યારે એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે અને કાળા ભૂખરા રંગ નો જે પદાર્થ હતો એમાંથી. સફેદ રંગ ની રાખ બને છે તો આપણે જોઈએ કે અહિયાં શું થાય છે સફેદ રાખ બને છે એની અવસ્થા બદલાય છે ત્યાર પછી બીજી પ્રવૃતિ માં આપણે જોયું lead નાઇટ્રેટ અને potassium iodide સાથે ની પ્રક્રિયા તો આ પ્રક્રિયા ની અંદર શું થયું તું તમને યાદ છે કે એની અંદર રંગ બદલાયો હતો. યાદ છે ને તો આ પ્રક્રિયા માં પદાર્થ ના રંગ માં પરિવર્તન જોવા મળે છે કેટલાક મિત્રો એ નોંધ કરી છે અને નોંધ માં સ્પષ્ટ લખ્યું પણ છે એવું કે અહિયાં lead iodide ના અવક્ષેપ મળે છે okay ત્રીજી પ્રવૃતિ આપણે જોઈએ ત્રીજી પ્રવૃતિ આપણે કરી હતી બિલકુલ અમારી પાસે હજી પ્રક્રિયા ચાલુ છે મિત્રો તો અહિયાં તમેં જોઈ શકો છો ઝીંક ધાતુની મેં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વાપર્યો હતો એની સાથે પ્રક્રિયા કરીએ ત્યારે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 હાઇડ્રોજન વાયુ બહુ જોખમી છે એટલે એને બહુ કાળજીપૂર્વક handle કરવો પડે. આપણે ખાલી દહનની પ્રક્રિયા અહિયાં કરતાં નથી આપણે ઉત્પન્ન થતો વાયુ બી અવલોકન કરીએ છીએ okay તો હવે આ પ્રક્રિયા દરમિયાન શું થયું હતું તો આ પ્રક્રિયા દરમિયાન વાયુ ઉત્પન્ન થયો ને વાયુ છે હાઇડ્રોજન વાયુ okay પણ હવે એમાં એક પરિવર્તન થાય છે એ પરિવર્તન વિષે તમને નહીં ખ્યાલ આવી શકે કારણકે એ અનુભવન પરિવર્તન છે આ કસનળી ને હું જો હાથ લાગવું તો મને બહુ ગરમ લાગે છે અર્થાત આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે જુઓ આ પ્રક્રિયા માં ઉષ્મા ઉત્પન્ન થઈ પણ કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જેમાં ઉષ્મા શોષાતી હોય એટલે ઠંડી કસનળી બની જાય. તો આ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે એનો મતલબ એવો થાય કે ત્રીજી પ્રવૃતિ થી આપણે એવું શીખ્યા કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કોઈ વાયુ ઉત્પન્ન થાય અથવા તો એના તાપમાનમાં ફેરફાર થાય okay તો એનો મતલબ એનો અર્થ એમ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હોય

okay મિત્રો તો હવે જો આ પ્રકારે કોઈ ફેરફાર થયો હોય તો પછી આપણે એ રાસાયણિક સમીકરણ કેવી રીતે લખી શકીએ તો આપણે પહેલી જ પ્રક્રિયા યાદ કરી લઈએ અહિયાં મેં એક રાસાયણિક સમીકરણ લખ્યું છે. મેગ્નેશિયમ ની પટ્ટી નું ઓક્સિજન ની હાજરી માં દહન કરતાં મેગ્નેશિયમ ઑક્સાઇડ મળે છે. આ એક રાસાયણિક પ્રક્રિયા છે એનું વર્ણન હું આ રીતે કરું મેગ્નેશિયમ ની પટ્ટી ને હવામાં હવામાં શબ્દ હોય તો એનો મતલબ થયો ઓક્સિજન ની હાજરી માં તો મેગ્નેશિયમ ની પટ્ટી નું ઓક્સિજન ની હાજરી માં દહન કરીએ ત્યારે મેગ્નેશિયમ ઑક્સાઇડ મળે છે હવે આ વર્ણન મારે જો વારંવાર કરવાનું હોય

મેગ્નેશિયમ ની ઓક્સિજન સાથે પ્રક્રિયા તો એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મિત્રો જો આ પ્રક્રિયા નું આપણે અવલોકન કરીએ તો મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે તો અહિયાં જે બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય છે એ બંને પદાર્થો ને આપણે પ્રક્રિયકો કહીએ છીએ. અહિયાં હું બે પદાર્થો વાપરું છું પણ મિત્રો બે કરતાં પણ વધારે પદાર્થો હોય શકે. પણ આપની પ્રક્રિયામાં માત્ર બે પદાર્થો છે એટલે આપણે કહ્યું કે જે બે પદાર્થો વચ્ચે અહિયાં પ્રક્રિયા થઈ એ બંને પદાર્થો ને આપણે પ્રક્રિયકો કહીએ છીએ. અને જે બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થયા પછી જે બને છે એને આપણે નિપજો તરીકે ઓળખીએ છીએ તો અહિયાં આપણી પાસે મેગ્નેશિયમ ઓક્સાઇડ એ શું છે નીપજ છે okay પ્રક્રિયકો હમેશા પ્રક્રિયક હમેશા આપણે જોઈએ છીએ પ્રક્રિયક હમેશા ડાબી બાજુ લખાય છે left hand side લખાય છે નીપજ હમેશા right hand side લખાય છે મિત્રો પ્રક્રિયક અને નીપજ ને જુદા પાડતી જે રેખા છે એ રેખા આ તીર છે મિત્રો આ જે તીર છે એ તીર એવું સૂચવે છે કે પ્રક્રિયક માંથી. નીપજ બની રહી છે. મતલબ તીર ની દિશા પ્રક્રિયક થી નિપજ ની તરફ જઈ રહી છે okay તો અહિયાં પ્રક્રિયકો ડાબી બાજુ નીપજો જમણી બાજુ લખીએ છીએ okay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

અહિયાં સરસ જવાબ મળી રહ્યો છે. બિલકુલ સાચી વાત છે. વિષ્ણુ પટેલ નો જવાબ છે જય નો જવાબ છે રાજ નો જવાબ છે સાચી વાત છે અહિયાં કેટલાક બંને ભેગા લખી રહ્યા છે કે જેની અંદર પ્રક્રિયક અને નિપજ બંને કહી રહ્યા છે, અહિયાં હાઇડ્રોજન જેની સંજ્ઞા H છે અને ક્લોરિન જેની સંજ્ઞાCL પણ મિત્રો આપણે અહિયાં આપણે હાઇડ્રોજન અને ક્લોરિન બંને પદાર્થો જે છે એ બંને પદાર્થો પરમાણુ સ્વરૂપે નહિ પણ અણુ સ્વરૂપે છે એટલે આપણે એને H two તરીકે દર્શાવીશું. okay અને હાઇડ્રોજન ક્લોરાઈડ એટલે એ નિપજ છે જેને આપણે HCL વડે દર્શાવીશું. તો મિત્રો હવે બીજી કેટલીક પ્રક્રિયાઓ છે તમારી નોટ ની અંદર લખવાની છે અને તેના પ્રકીયક અને નિપજ વિષે તમાટે જણાવાનું છે. ઝડપ થી તમારી નોટ ની અંદર આ પ્રક્રિયાઓ લખી લો.

એમને તમારે તમારી નોટ બતાવી ને શિક્ષકો ને એની જાણકારી આપવાની છે. મિત્રો આપણે પ્રક્રિયા સમીકરણ લખ્યું મેગ્નેશિયમ ની પટ્ટી ને હવામાં સળગાવી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

અથવા તો અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય અર્થાત એમાં પ્રક્રિયક બાજુ જેટલા પણ પરમાણુ હોય નિપજ બાજુ જેટલા પણ પરમાણુ હોય એ સરખા હોતા નથી. okay તો આવા જે સમીકરણ ની અંદર આપણે એક ઉદાહરણ હમણાં જોયું એ જરા જોઈ લઈએ. મેગ્નેશિયમ ની પટ્ટી નું હવા દહન તો આ પ્રક્રિયા દરમિયાન આપણે જોઈ શકીએ છીએ કે મેગ્નેશિયમ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 ને આ જે દહ ની પ્રક્રિયા છે એમાંથી મળશે magnesium oxcide hello હા hii કેમ છો તમે? last time વાત કરી ઘણું સારું લાગ્યું last time આપડે વાત કરી એના પછી શું શું experience થયું તમારી સાથે? બોલો તમે શું કર્યું ઘણો time થઇ ગયો ને આપણને વાત કરીને

ના એવો તો મેં કોઈ course નથી કર્યો હા activa લઈને ના હજુ apply કર્યું છે તો આવી જશે એક મહિના ની અંદર age મારી eighteen જ છે. હમ means કે તમારી હશે વીસ એકવીસ છે twenty-one બરાબર હમ બરાબર january માં કઈ છે date કઈ છે date birth date તમારી? મારી પણ એ જ છે છવીસ august હા બીજું નવું football તમે world cup જોયું હતું? નહી તમને intress વધારે એમાં બરાબર તો કોઈ game રમો છો તમે કોઈ? તમારી favourite game કોઈ હોય? હું બઉ okay બરાબર હા okay બરાબર છે હમ હા હું પણ use કયારેક જયારે time મળે ત્યારે ના ના reels નથી બનાવતો હા એ પણ પ્રયત્ન કરીશ, એવું હમ okay એ કયા topic ઉપર તમે બનાવો છો? અચ્છા lip-sync કરો છો બરાબર જરૂર હા હા એવો એક best friend છે મારો ઘર ની નજીક રહે છે, school થી સાથે છે નાનપણ થી first standard થી જ, હા એક દમ best friend છે. આ તો છે જ આ એવો જ છે હમ હમ હા બરાબર okay school friend જ છે?

હા છે મારો best friend છે પછી મારી મમ્મી છે એ પણ કસું કીધા વગર જ સમજી જાય છે બધું હા હું એક દિવસ ઉદાસ હતો તો મેં કઈ કીધું નથી ખાલી ચેહરા પરથી કેમ ઉદાસ છે, તો મેં કીધું તમે જાદુગર છો કે શું? હમ હા બરાબર super power હોય એમની પાસે હા હા એ મારી મમ્મી છે, પછી મારી sister પણ ઘણી સારી છે, અને મારા પપ્પા પણ છે, હમ જયારે મમ્મી પપ્પા ગુસ્સા કરે ત્યારે એ જ બચાવે આપણને હા cousin હશે ને તમારા હમ

તમારો કોઈ favorite food હોય કે કોઈ વાત.

okay હમ street food હાં બરાબર

દાળ fry અને rise અને ગુજરાતી food માં શું ગમે છે? ખીચડી મને પણ ખીચડી ગમે છે, મને તો કઢી પણ ગમે છે. બરાબર

મેં પાણી વધારે નાખી દીધું હતું, તો દાળ જેવી બની ગઈ હશે. હા હવે મારે ખાવી પડી, બીમાર બની ને ખાવી પડી મને. બીજું કોઈ નવો experience એવું હમ વિચારું છુ.

મને તો કોઈ યાદ જ નથી આવતું એવું. હાં એટલે જ નથી આવતું યાદ.

હાં એટેલ હું helmet પેરુ છુ

બરાબર હમ okay હાં

બરાબર હાં

હા હા બરોબર છે.

હા

એવું બરાબર

મારે તો police વાળા સાથે તો નહિ થયું બાકી હા એવું તો થયું છે એવું તો ગણા બધા થયા છે

બરાબર છે. friend group હા છે best friend મારો એક અમે બચપન થી સાથે જ છે school માં સાથે જ ભણ્યા છીએ

હા બરાબર હા એવું,

તમે બે આમ proper અમદાવાદ ના છો? હું પણ અમદાવાદ નો છુ. હા માર પપ્પાનું ખંભાત છે, પણ હું born અમદાવાદ માં થયો તો, હા કાકા-કાકી પણ છે, પણ એ વેજલપુર બાજુ રહે છે, અમે ચાંદખેડા બાજુ. હા પંદર kilo meter થાય છે પંદર આવાનું, પંદર જવાનું. bank of Baroda ને હા, ગાંધીનગર હા પછી એ પણ મને એટલું થઇ જાય પંદર kilo mater જેટલું થઇ જાય. હા first time છે આ નહિ બીજા કોઈ નહિ.

બરોબર

હા first time જ હતું મેં કહી દીધું, જે જે પૂછ્યું મેં શાંતિથી જવાબ આપી દીધો હતો, તો એ કહે ठीक है आजा ना

હમ ના એવું કઈ નઈ, હા એ પણ ફરીથી ચાલુ કરીશ.

starting જોવું પડેને પણ? બરાબર બરાબર હા ને હું પણ આવતા વર્ષે college માં આવવા નો છુ, તો as a senior તમે શું advise આપશો મને અને તમારી college life કેવી છે?

હા હમ બરોબર